આકાશમાં ફેલાયલા રંગ જેમાં ગુલાબી કાળો અને નારંગી રંગો મિશ્રણ છે.

એક જાદુઈ વાતાવરણ ઊભુ કરે છે ધીમે-ધીમે અસ્ત તથા સૂર્યનો પ્રકાશ સમુદ્રની લહેરોમાં પ્રતિબિંબ થઈને અનોખો નજારે સર્જે છે.

રસ્તાના અંતે બે શેડ છે. જે આરામ માટે બનાવવામાં આવ્યા હોય તેવી લાગે છે.

દૂર સુધી ફેલેલા પહાડીઓ લહેરો અને નાનું નગર કે ગામડું પણ દેખાય છે.

જે આ વિસ્તારની શાંતિ અને સુખદ વાતાવરણ ને ઉજાગર કરે છે.

આ ફોતો એક મંદિરનો છે જેમાં દિવાળી જેવી ઉજવણી માને રંગીન લાઈટ લગાવવામાં આવી છે.

અહીં દૂધ લચ્છી મસાલા દૂધ અને સ્વાદિષ્ટ ગુજરાતી થાળી ઉપલબ્ધ છે.

તેનું નામ છે ન્યુ તાજ હેર સલૂન જેમાં વારો અને દાઢી કરી આપવામાં આવે છે.

આ દ્રશ્ય માં આપણને એક દુકાન જોવા મળી રહી છે અને આ દુકાન નામ છે ફાજી રેસ્ટોરન્ટ

એ નાના-નાના અંગ્રેજી અક્ષરોથી પણ લખલું છે દક્ષિણ વિભાગ કોરી સમાજ મંડળ આ ગેટ ના બે દરવાજાઓ છે.

જેમાં માઉન્ટેન સાયકલો છે તેનો ફ્રેમ મજબૂત અને હલકો એલ્યુમિનિયમ નો બનેલો છે.

જો કોઈ કાર્યક્રમ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. ગ્રીન કાર્પેટ પાથરવામાં આવ્યું છે અને ખુરસીઓ ગોઠવવામાં આવી છે.

આસ-પાસ ઊંડા અને હરિયાળા ઝાડો ચાંદની જેવી છાયા ફેલાવે છે જે આસન એક શાંત અને પ્રસન્ન વાતાવરણ આપે છે.

અત્યારે મેદાનને ભીનવી નાખ્યું છે એટલે આજે ક્રિકેટ મેચ હશે એ પણ કેન્સલ કરવી પડશે.